જાવા માં મેથોડ ઓવરલોડિંગ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મેથોડ ઓવરલોડિંગ શું છે
અને મેથડ ને ઓવરલોડ કરવું
અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 1110 ઓએસ જાવા ડેવલપમેંટ કીટ 16 એક્લીપ્સ 370 આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે મેથડો કેવી રીતે બનાવવી અને એક્લીપ્સ નાં ઉપયોગ વડે જાવામાં કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવું
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો httpwwwspoken tutorialઓર્ગ મેથોડ ઓવરલોડિંગ શું છે
એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો
તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ
આ મેથડ ને ઓવરલોડેડ મેથડ્સ કહેવાય છે
તે પ્રોસેસને મેથોડ ઓવરલોડિંગ કહેવાય છે
ચાલો હવે જોઈએ મેથોડ ને ઓવરલોડ કેવી રીતે કરવું
એક્લીપ્સ માં મારી પાસે એડિશન ક્લાસ છે
ક્લાસની અંદર આપણે બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું
તો ટાઈપ કરો ઇન્ટ એ ઇકવલ ટુ 10 અને ઇન્ટ બી ઇકવલ ટુ 5
બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ
તો ટાઈપ કરો વોઇડ એડ કૌંસ
છગડીયા કૌંસમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન
કૌંસમાં ab
તો આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીએબલો નો સરવાળો આપે છે
ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે
તો ટાઈપ કરો વોઇડ એડટ્વોનંબર્સ
કૌંસમાં ઇન્ટ નમ1 કોમા ઇન્ટ નમ2
ત્યારબાદ કર્લી કૌંસમા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન નમ1 પ્લસ નમ2
તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે
ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ
તો મેઇન મેથડમાં ટાઈપ કરો એડિશન જે ક્લાસ નામ છે ઓબીજે ઇકવલ ટુ ન્યૂ એડિશન કૌંસ અર્ધવિરામ
ત્યારબાદObjadd અને objએડટ્વોનંબર્સ કૌંસમાં
આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું
ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ
તો ટાઈપ કરો 25 અર્ધવિરામ અને ઈન્ટીજર 3
આપણને એક એરર મળે છે જે દર્શાવે છે થે મેથોડ એડટ્વોનંબર્સ ઇન્ટ કોમા ઇન્ટ ઓએફ થે ક્લાસ એડિશન ઇસ નોટ એપ્લિકેબલ ફોર થે આર્ગ્યુમેન્ટ ડબલ કોમા ઇન્ટ
તો આપણે શુ કરીશું કે મેથડમાં ઇન્ટ નાં બદલે ડબલ આપીશું
તો ઇન્ટ ને ડબલ થી બદલો
ફાઇલ સંગ્રહિત કરો
આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે
આપણે એ પણ જાણીએ છીએ કે જાવા આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી ઇન્ટ ને ડબલ માં બદલે છે
તેથી અહીં આપણે ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ
હવે પ્રોગ્રામને સેવ અને રન કરો આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે
હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે
તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી
જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે
તો આવા કિસ્સામાં જાવા આપણને મેથોડ ઓવરલોડિંગ પ્રદાન કરે છે
તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું
તો એડટ્વોનંબર્સ ને એડ થી બદલો અને અહીં પણ બદલો
આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું
તો ટાઈપ કરો વોઇડ એડ
અને કૌંસમાં ઇન્ટ ન1 અલ્પવિરામ ઇન્ટ ન2 અલ્પવિરામ ઇન્ટ ન3
તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે
પહેલું કર્લી કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન
કૌંસમાં ન1 પ્લસ ન2 પ્લસ ન3
આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે
ચાલો આ મેથડને કોલ કરીએ
તો ટાઈપ કરો ઓબીજે ડોટ એડ 1 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4 સેવ અને રન કરો આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે 10 છે
તો પેરામીટરો પર આધાર રાખીને જાવા કમ્પાઈલર વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે
તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે
આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે
તો આપણે હજુ એક ઓવરલોડ મેથોડ બનાવીશું ટાઈપ કરો વોઇડ એડ સ્ટ્રીંગ એસ1 અલ્પવિરામ સ્ટ્રીંગ એસ2
કર્લી કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન
કૌંસની અંદર એસ1 પ્લસ એસ2
અને આપણે આ મેથડને કોલ કરીશું
તો ટાઈપ કરો ઓબીજે ડોટ એડ
કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં હેલ્લો અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ વર્લ્ડ
હવે પ્રોગ્રામને સેવ અને રન કરો
તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ હેલ્લો સ્પેસ વર્લ્ડ
આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે એડ મેથડ સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે
ધારો કે હવે આપણે એડ મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ
તો ટાઈપ કરો ઇન્ટ એડ કૌંસમાં નો પેરામીટર અને કર્લી કૌંસ
આપણને એક એરર મળે છે જે દર્શાવે છે ડુપ્લિકેટ મેથોડ એડ ઇન ટાઇપ એડિશન આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ એડ મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે
તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે
અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી
તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો
આ રીતે જાવામાં મેથોડ ઓવરલોડિંગ થાય છે
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મેથોડ ઓવરલોડિંગ વિશે
મેથડ ઓવરલોડ કરવું
અને મેથોડ ઓવરલોડિંગ નાં ફાયદા
સ્વઆકારણી માટે સબટ્રેક્ટ મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે તેને ઓવરલોડ કરો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
જોડાવા બદ્દલ આભાર